સીધો સીધો કોંક્રિટ નો રસ્તો છે અને એક ઉબડ ખાબડ રસ્તો છે.

આ ફોટામાં આપણને ડુંગર જેવું જોવા મળે છે જ્યાં ઘણા બધા લોકો ઉભા રહ્યા છે.

સાથે-સાથે આપણને પછાડી પફ માટે એક મોમ ઓવન ચા માટે એક મશીન અને કિટલી અને ગરણી જોવા મળે છે.

પછાડી આપણને લાકડાનું દેખાય છે અને રસ્તા પર ઘણી બધી ઈટો પણ પડી છે.

સાયકલ લીલા કલર ની છે જેના પર ભૂરા કલર થી લખ્યું છે.

સાથે એક એ_સી જોવા મળે છે અને સામે ઘણા બધા કવરો પણ મૂક્યા છે.

સાતે સાથે આપણને કાઉન્ટર પાસે ચાર્જર અને પાવરબેન્ક પણ વેચાતા દેખાઈ છે.

અને સાથે સાથે એડવર્ટાઈઝમેન્ટ ના બેનરો પણ લાગ્યા છે જેમકે એસ્ટ્રલ પાઇપ નું.

એક પાણીના ધોધનો ફોટો છે જે એક નાનો ધોધ છે.

પાણી ઘણું સુંદર દેખાય છે અને તે પથ્થરોથી વહેતું આવે છે.

સીધો સીધો એક રસ્તો પણ જાય છે અને આજુબાજુ ઘણા બધા વૃક્ષો પણ દેખાય છે જેના લીધે હરિયાળી છે.

આહ એક હોટલ રેસ્ટોરન્ટ નો ફોટો છે જ્યાં આપણને અલગ અલગ વાનગીઓનું મેનુ જોવા મળે છે.

સાથે સાથે એક બગીચો પણ જોવામાં આવે છે અને વરસાદનું મોસમ છે જેથી વરસાદ થાય છે.

ચાર માળની બિલ્ડીંગ છે ગ્રીન કલર ની અને ઘણા બધા છોડવાઓ પણ વાવવામાં આવ્યા છે.

અને બીજા એક બેન સામે પીપળા પર બેઠા છે.

સાથે-સાથે આજુબાજુ ઘણા બધા વૃક્ષો પણ છે અને હરિયાળીથી ભરેલું માહોલ દેખાય છે આપણને આખું.

આ કોઈ ડેકોરેશન નો ફોટો છે જે ચાર સ્તંભ ઉપર ઉભૂં છે.

એની ઉપર ફૂલના હારથી સજાવેલુ એક ઘુંમટ છે.

ઉપર સફેદ કલર નું ઘુમ્મટ અને લીલા કલર થી સજાવવામાં આવેલું છે.

એના દરવાજાની આજુબાજુ બે સ્થંભો પણ છે જે ઘણા સારી રીતે ગોલ્ડન અને ગ્રીન કલર માં રંગવામાં આવેલ છે.

અને દૂર આપણને બીજા ડુંગરો પણ દેખાય છે સાથે સાથે એક ખુલ્લુ આકાશ પણ દેખાય છે.